અહીં તમે જોઈ શકો છો મેલડી ઓટો ગેરેજ સર્વિસ દર્શાવામાં આવી છે જ્યાં વાહનો જે છે તેની સર્વિસિંગ કરવામાં આવે છે.

સાથોસાથ લેડીસ ના ચિત્રો પણ અહીં તમે જોય શકો છો.

સાતો સાત અલગ અલગ પ્રોડક્ટ્સ જે છે તે પણ દર્શવામાં માં આવેલી છે તેમજ ચિત્રમાં તમે જોઈ શકો છો બેસવા માટે સોફા પણ દર્શાવેલા છે.

સાથો સાથ કેટલાક વાહનો પણ નજરે પડે છે અને સામેની સાઈડ એક બિલ્ડિંગ જોવા મડે છે ને રસ્તાની વચ્ચે તમે જોઈ શકો છો એમ ટ્યુબલાઇટ પણ છે.

ઓપ્પો તેમજ એરટેલ ના જે શોપ છે તે પણ દેખાય રહ્યા છ--

અહીં તમને એક વાડીનું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે પાર્ટી પ્લોટ .

પાર્ટી પ્લોટ ને અલગ અલગ રીતના ડેકોરેશન કરવામાં આવ્યું છે સાથોસાથ એન્ટ્રી ગેટ ઉપર બે હાથી મૂકવામાં આવ્યા છે તેમજ--

ચી ઇતિહાસને લગતી ગુફાઓ હોય તેનુ દ્રશ્ય દર્શાવે છે.

સાથોસાથ વેચી પણ રહ્યો છે તે તમે જોઈ શકો છો.

પાર્કિંગ માં અલગ અલગ વાહનો જે છે એ લોકોએ પાર્ક કરેલા તમે જોઈ શકો છો.

આ દુકાનમાં અલગ અલગ જાતના ફળો જે છે એ તમે જોઈ રહ્યા છો જેમ કે મોસંબી છે આંબલી છે અપ્પ્લે છે.

શ્રી ઉમિયા નર્સરી એન્ડ ફાર્મ કરીને દુકાન છે નર્સરી તેનો ફોટો દર્શાવામાં આવ્યો છે.

સાથુ સાથ લોકોની અવર જવર છે અને લોકો ભોજન ગ્રહણ કરી રહ્યા છે તે પણ જોઈ શકો છો.

દુકાનની બાહર અલગ અલગ પ્રકારનુ શીમ્બોલ જે છે એ દર્શાવામાં આવ્યુ છે સાથો સાથ--

ગ્રાઉન્ડ માં મોટું ફાઉન્ટેન જે છે કલરિંગ તે પણ દર્શાવામાં આવ્યું છે તેમજ લોકોની અવર જવર જે છે તે થઇ રહી છે તે દેખાય છે.

અહીં તમને એક એપાર્ટમેન્ટ નુ ચિત્ર જે છે તે દર્શાવામાં આવ્યુ છે.

અહીં તમે કેટલીક નાની નાની બાળાઓને જોઈ રહ્યા છો.

દીનદયાલ ભંડાર જે છે તે મળી રહ્યા છે જેમકે ઘઉં ચોખા ખાંડ મીઠુ વગેરે.

નાનકડી બાળા જે છે એ દુકાનની અંદર જઈ રહી હોય તેવું દ્રશ્ય જે છે તે દર્શાવવામાં આવ્યું છે.

અહીં તમને એક ગેરેજ નું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે.

ટ્રેન ની બાહર તમે જોઈ સકો છો એમા પાટા આપેલા છે સાથો સાથ--

અહીં તમને એક કેફે નુ દ્રશ્ય જે છે તે દર્શાવામાં આવ્યુ છે.

કેફે માં અલગ અલગ જાતના ઝાડવા છોડવા વાવેલા છે તે ગોઠવવામાં આવ્યા છે.

તેમજ ખુરસી અને ટેબલ જે છે તે પણ બારે મૂકવામાં આવેલા છે.